હવે હાથને ઝૂમ કર્યો મેં તમને કીધું નકે જે હ્રદય માંથી જે ઓક્સિજન વાળુંરુધિર છે એ લાલ પાઇપ દ્વ્રારા ઓકે બધા અંગોની અંદર જાય છે હવે મોટી આમ પાઇપ હોય છે

મેઇન પાઇપ છે એના પછી કેટલી નાની નાની માં ડિવાઈડ થઈ જાય છે ઓકે તો શીરા પણ ડિવાઈડ થઈ જાયછે અને આ દેખાય છે ધમની એ પણ શું થઈ જાય છે ડિવાઈડ થઈ જાય છે તો અહ્હિયા તમે જોઈ શકો છો કે આ રીતના આવતી હોય છે ધમની એના પછી શીરાની અંદર જતું રે છે અનેઅહિયાં કઈ પ્રક્રિયા થાય છે એટલેકે ઓક્સિજન માંથી કાર્બન ડાઇઓક્સાઇડ કઈ રીતના બને છે એ અહિયાં છે હવે માની લોકે આપણા આગળી ના અહિયાં તોરવા ઉપરઓકે આ ટચલા ઉપર એક કોષ આવેલો છે શું આવેલો છે એક કોષ આવેલો છે એટલે કે એક નાનો એવો કોષ આવેલો છે આ કોષને સમજીલો શું મળિયું આ જે ધમની છે ધમની માંથી ઓક્સિજન મળે હવે કોષ ની અંદર શું રહેલું છે ગ્લુકોસે રહેલો છે ગ્લુકોસ ક્યાંથી આવીયો આપણે ખોરાક ખાધો નાના આતરડાએ પાચન કરીયુ એમાંથી ગ્લુકોસ બન્યો અને ગ્લુકોસ રુધિર માં ભળિયો રુધિર એ કોષ ને આપીયો ઓકે હવે કોશની અંદર શું આવી ગયું છે ગ્લુકોસ આવી ગયો છે હવે શ્વાસ ની અંદર આપણે ઓક્સિજન ઓક્સિજન શું થયું તોએ રુધિર માં ભળીયું રુધિર માં ક્યાં ભળિયું રક્તકણો ઉપર બેસી ગયો રકતકણો છે એ આખા શરીર ની અંદર ફરે છે લોહી ફરે છે અહિયાં પોચિયું આજે કોષ છે જેમાં ગ્લુકોસ રહેલો છે ત્યાં પોચે તેને ઓક્સિજન મળ્યો

બીજું શું રિલીજ થશે તો H ટુ O એટલેકે પાણી છે એ પાણી રિલિજ થશે એ પાણી સેમા ભળી જશે રુધિરમાં ભળી જશે રુધિર રસ માં આવી જશે અને સાથે સાથે CO ટુ રિલિજ થશે અને CO ટૂ એ ક્યાં જશે તો CO ટુ શીરા માં જતું રેસે અને શીરા છે ઈ પાછુ ક્યાં જશે હ્રદય માં જશે હ્રદય થી ફેફસા માં જશે અને ફેફસા માંથી નાક દ્રારા CO ટુ એટલેકે કાર્બન ડાઇઓક્સાઇડ બાર નીકળી જશે

હવે હું તમને એક બીજી એક ઇમેજ બતાવી દવ જેના થીથોડુક તમને આઇડિયા આવીજાય ઓકે આ બધું ભણવાનું છે પણ એના પેલા થોડું હું તમને કહી દવ ઓકે તો રુધિર કેશીકાઓ આવીહોય છે મતલબ મેં તમને કીધું કે સમજી લોકે મોટી ધમની છે

એટલે આપણ રુધિર કેશીકા ઓ જશે અને એ બધી પછી ભેગી થઈ ને શું બની જશે શીરા બની જશે એટલે કે જે પ્રક્રિયા થાય છે અહિયાં અહિયાં ધમની માં શુદ્ધ રુધિર હતું અહિયાં કોષ હતા અને આરીતે નાની નાની રુધિર કેશીકાઓની અંદર ડિવાઈડ થઈ જાય

ખ્યાલ આયો ઓકે આટલી પ્રોસેસ ઉપર છલી તમને ખ્યાલ આવી ગયો હશે હવે જે આપણા આની અંદર આ મૂવી આપણે ચાલે છે કઈ મૂવી ચાલે છે તો રુધીરાભીસરણ તંત્ર ની મૂવી ચાલે છે એની અંદર મેઇન કેરેક્ટર કોણ હશે તો મેઇન કેરેક્ટર છે હ્રદય હવે આપણે ડીપ માં શું ભણવાનું છે હ્રદય ને ડીપ માં ભણવાનું છે ક્લિયર હ્રદય ને ભણવાનું છે હવે હ્રદય ને ભણતા પેલા મેં તમને અહિયાં એક ફોરેન મુકેલી છે એટલેકે કઈક એનિમેશન લાઇફ મુકેલી છે એ તમે ધ્યાન થીજોવો ધ્યાન થીજુવો કે આની અંદર તમને શું દેખાય છે તો ધ્યાનથી તમે જોશો તો અહિયાં દેખાશે કે આ જે રુધીર છે એ વું નથી કે આમ ધબકે છે આમ નથી ધબકતું આમ આમ નથી ધબકતું જો સૌથી પેલા આ બે ભાગ ધબકે છે એટલેકે આ બે ભાગ ધબકે છે અને પછી નીચે ના બે ભાગ ધબકે છે દેખાય છે

અને નીચે ના જે બે ભાગ છે એને શું કેવા માં આવે છે ક્ષેપ્કકેવા માં આવે છે અને હું હમણાં આકૃતિ માં તમને શાંતિ થી સમજાવીશ આ એનિમેશન માં ક્દાચ તમને ખ્યાલ ની આવે પણ આ સમજી લોકે પેલા આ બે ભાગ છે એ ધબકે છે આ બે ભાગ ધબકે છે અને પછી નીચે ના બે ભાગ છે એ ધબકે છે આવું મને દેખાય છે યેસ કે નો? તમને પણ દેખાતું હશે આ વસ્તુ ખાલી યાદ રાખજો કે સૌથી પેલા તે કર્ણકછે એ કર્ણક છે એનો દબાવો થાય એના થી કર્ણક માંથી રુધિર છે એ ક્ષેપ્કની અંદર જાય અને ક્ષેપ્કમાંથી પછી આ વાલ્વ દ્રારા એ બહાર નીકળી જાય હવે આખી પ્રોસેસ હમણાં આપણે ડીપ માં સમજી યા છે ક્લિયર તમે ખાલી આકૃતિ પર થી એટલું યાદ રાખો કે પેલા ધબક ધબકે છે આ આકૃતિ એટલા માટે જ મૂકી છે કે ભઈ હ્રદય આપણું કઈ રીતના ધબકે છે ક્લિયર ચલો હવે હ્રદય ને આપણે ડીપ માં ભણવાનું છે ઓકે આ હ્રદય ની કઈક આકૃતિ મેંતમને અહિયાં મુકે લીછે ટેન્શન ના લેશો બીવરાવાનો નથી હું હવે સિમ્પલ આકૃતિ છે ખાલી સમજવા ની છે ઓકે હવે આપણું મનુષ્ય નું જે શરીર છે એની અંદર જે હ્રદય છે એ ચાર ખંડો ની અંદર વિભાજીત છે લાગ ચાર ખંડો ની અંદર વિભાજીત છે એમાં ઉપર ના જે બે ખંડ છે એને શું કેવા માં આવે છે કર્ણક કેવા માં આવે છે શું કેવા માં આવે છે કર્ણક આ બાજુ ડાબી બાજુ નું છે એટલા માટે ડાબું કર્ણકજમણી બાજુ નું છે એટલે કે જમણી બાજુનું કર્ણક ઓકે એટલે કે ઉપર ની બાજુ શું આવેલું છે કર્ણક આવેલું છે તો ઉપરનાને જમણું કર્ણક કહીશું આ બાજુ ના ઉપરના ને ડાબું કર્ણકકહીશું નીચે નું જે હોય છે એને ક્ષેપકકેવા માં આવે આ જે બે ભાગ છે એ છે ક્ષેપક જમણી બાજુના ને જમણું ક્ષેપ્કકહીશું ડાબી બાજુ આવેલું છે એને શું કહીશુંડાબું ક્ષેપક કહીશું યાદ રાખી લેવાનું કે આપણા શરીર ની અંદર હ્રદય છે એ હ્રદય ની અંદર આપણા હ્રદય ની અંદર હમેશા જે રુધિર છે એ શુદ્ર હોય કે અશુદ્ધ હોય રુધિર છે એ હમેશા કર્ણકથીક્ષેપકમાં જ વહે એટલે કે આપણું બે બાજુ નું નથી વહન ઓકે એક જ બાજુ છે સિંગલ બાજુ નું છે એટલેકે હમેશા જે રુધિર છે એ હમેશા કર્ણક માંથી ક્ષેપકમાં જ આવશે કર્ણકમાં થી સેમા આવશે ક્ષેપકમાં જ આવશે ક્ષેપકમાં થીક્યારે પણ કર્ણક માં રુધિર જશે નહી એટલે કે વન વે છે ઓકે ટુ વે નથી વન વે જ છે ક્લિયર ચલો આટલી ખબર પડી ગઈ હવે અહિયાં એટલેકે તમે જોવો કે જમણી બાજુ જમણી બાજુ ના કર્ણક અને જમણી બાજુ નું ક્ષેપકછે એના વચ્ચે કયો વાલ્વ આવેલો છે તો ત્રિદલ વાલ્વ આવેલો છે એ વાલની મહત્વ શું છે એ પણ હું તમને સમજાવું છુ હવે ડાબી બાજુ નું કર્ણક અને ડાબી બાજુ નું ક્ષેપકછે એના વચ્ચે કયો વાલ્વ આવેલો છે તો દ્રીદલ વાલ્વ આવેલો છે જો ભૂલાય નહી એટલા માટે શોર્ટકૂટ મેથડ એ છે કે જ મ ણું જ મ ણું કેટલા શબ્દો છે એક બે અને ત્રણ ત્રણ શબ્દ છે તો ત્રિદલ વાલ્વ ડાબી બાજુના શબ્દો કેટલા છે ડાબું કેટલા શબ્દો છે બે શબ્દો છે બે શબ્દો એટલેકે દ્રીવી દલ વાલ્વ ઓકે

દ્રીવીદલ વાલ્વ જમણી પુછી હોય તો ત્રિદલ વાલ્વ હોય ઓકે ચલો હવે તમારે એ બીજી વસ્તુ સમજવાની હતી એમ તમને અ આકૃતિ માં સમજાવું હવે જુવો નૉર્મલી જે ધામની હોય છે એ બે પ્રકાર ની હોય છે અને શીરા છે એ પણ બે પ્રકાર ની હોય છે ધમની માં યાદ રાખવા નું હંમેશા શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વાળું રુધિર વહે શીરા કે એ શીરા ની અંદર હમેશા અશુદ્ધ રુધિર એટલેકે ઓક્સિજન વગરનું અથવા તો કાર્બન ડાઇઓક્સાઇડ વાળું રુધિર વહે મઇન્ડ માં ફિક્સ કરી દેવાનું જે લાલ પાઇપ દેખાય શરીર માં લાલ પાઇપ દેખાય તો એ ધમની હોય અને અણી અંદર શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વાળું રુધિર વહે બીજી વસ્તુ કે જે ઘુડી પાઇપ હોય એની અંદર એને શીરા કેવા માં આવે અને એની અંદર કાર્બન ડાઇઓક્સાઇડ વાળું રુધિર વહે એક અપવાદ છે અને એ અપવાદ ક્યાં છે તો ફેફસા અને જે હ્રદય છે એની વચ્ચે છે મતલબ કે અહિયાં ની જે પાઇપ છે ને એની અંદર ઉલટું છે આખા શરીર માં જે પાઇપ છે એમાં આવુજ છે કે ભઈ ધમની માં શુદ્ધ રુધિર વહે શીરા માં અશુદ રુધિર વહે આપણા આખા શરીર માટે પરંતુ અપવાદ ક્યાં છે તો ફેફસા અને હ્રદય ની વચ્ચે ની જે પાઇપલાઇન છે એની અંદર અપવાદ છે એમાં ઊંધું છે મતલબ કેમકે અયાથી જે ફેફસા માં થીઆ ફેફસા માંથી હ્રદય માં જે શુદ્ધ રુધિર જાય છે આને કેવા માં આવે છે ફૂફૂસ શીરા કેવા માં આવે છે શું કેવા માં આવે ફૂફૂસ શીરા ફૂફૂસ

ધ મ ની ઓકે ફૂફૂસ ના આગલી બે દાત ફૂફૂસ બોલવામાં આવે શું બોલ વામાં આવે ફૂફૂસ તો જોવો શીરા છે એ શીરા માં હમેશા કેવું રુધિર વહે અશુદ્ધ એટલે કે કાર્બન ડાઇઓક્સાઇડ વાળું કાર્બન ડાઇઓક્સાઇડ વાળું રુધિર વહે